બરોબર ઍટલે એક, એક એક બેન્ક માંથી બીજી બેન્ક માં બી તમારે અકાઉંટ માં ટ્રાન્સફર કરવું હોય તો થઈ શકે

હ હ હ હઅ

બરાબર તો એકદમ ઈઝી છે આ એપ્લિકેશન યુઝ કરવી હે ને? બરોબર

બરોબર અને કેશ બી કેરી કરવાની જરૂર હોતી નથી હેને? એટલે ચોરી થવાની પૈસા પડી જવાની બરોબર આત એકદમ ઈઝી છે

બરોબર કરી શકો છો બરાબર સાચી વાત છે આ તે એકદમ ઈઝી છે ને એકદમ સરળ અને સારી એવી એ છે કે જેથી આમ ટ્રાનજેક્શન બી ઈઝી થઈ જાઇ અને કોઈ બી જગ્યા એ વિધાઉટ કેશ તમે કોઈ બી અ પેમેન્ટ કરી શકો છો હેને?

હ હ ટિકિટ બૂકિંગ હોય છે બરોબર હં હ બરાબર અને આ ટ્રાનજેક્શન કેટલા સુધી માં થઈ શકે છે? કોઈ લિમિટ આ તે

બરોબર અને આ ટ્રાનજેક્શન કરી એ તો કોઈ ચાર્જિસ કે એવું લાગે છે ખરું?

હં હ હા હા બરોબર અને અ ફોન પે ની જએમ જ બીજી કોઈ મતલબ એપ્લિકેશન હોય તો અરે ગૂગલ પે ની જેમ

બરાબર તો પેટીએમ વિશે થોડું મને જણાવશો? હા હ, હ હ

બરોબર છે અને, બરોબર

બરોબર સમજી ગઈ બરોબર

બરોબર ચલો બો સરસ રીતે તમે મને સમજાયું થેન્ક યૂ સો મચ, મન હું તો આટલું બધુ આમ હાર્ડ સમજતી તી પણ આ એકદમ ઈજી ક યુઝ એકદમ ઈજી ટેકનિક છે યુઝ કરવા માટે તો થેન્ક યૂ સો મચ, હા, હા એકદમ કમ્પલિટલી સમજ પડી ગઈ, અને એકદમ સરળ રીતે તમે મને સમજાવ્યું જ્યારે બીજાલોકો પાસે થી તો સાંભળી ને મને એવું લાગતું તું કે આ એકદમ ટફ છે યુઝ કરવા માટે ઍપ્લિકેશનો પણ, હવે એવું લાગે છે કે એકદમ ઈઝી એપ્લિકેશન છ હા હા, ચલો

તો ભાઈ તમારે અચ્છા પણ ભાઈ તમે બરાબર જગ્યાએ phone કરેલું છે પણ તમે એ તો કયો કે તમારો છોકરો ક્યાં ધોરણ માં ભણે છે કે તમારો છોકરો ક્યાં

અચ્છા okay હાં હા હા અચ્છા હું સમજી ગઈ હું અચ્છા તો તમેં તેના father વાત કરી રહ્યા છો અચ્છા હા હા તો મારે એમ કહેવાનું છે કે ભાઈ એ અર તે એ જયારે એ એક થી eight અહીંયા જ આજ સ્કૂલ માં પુરી કરી છે right હાં તો મેં એમ કહેવા માંગુ છું કે એક થી જયારે eight standard માં હતો ત્યારે તેનું performance બહુજ સારું હતું તે બધાય Sports માં game માં participate કરતો હતો ભાગીદાર રહેતો હતો dance માં સારો હતો ભણતર માં પણ એના percentage હંમેશા પચાસ કે સાહીઠ હા પચાસ કે સાહીઠ થી માથે જ આયવા હતા હા હા તો આટલ

અચ્છા હા હા હા તો તમે જરાક અ મને એ બતાડી શકશો કે તે ખાવા પીવા માં કેવો છે અને ઘરમાં તેનું behaviour કેવું છે ઘરમાં તમે લોકો તેની સાથે કેવી રીતે રહો છો કાઇંક તમે મને discuss કરી શકશો એ બધી વાત વિશે

તો તમારા કોઈ બીજા કોઈ બાળકો છે

જો આજ કાલ ના જે છોકરાઓ છે એ અત્યારે ninth standard માં પહુંચી ગયો છે તો પહેલા તો તમે એક વાત જોવો કે એના એના friends કોણ કોણ છે એના જો friends સારા નહીં હોય કેમ કે આજકાલ તો તમને ખબર છે કે friends સાથે મળી ને તો એ લોકો સિગરેટ ઉપર પછી તે લોકો drink કરવા માંડે છે નાની ઉંમર જ માં સિગારેટો અને ફાકીઓ ખાવા માંડે છે અને આમ ખાય બહુ ખરાબ સંગતો માં ફસાઈ જાય છે તો પહેલા તો તમે થોડોક સમય તમારા તમારા સમય થોડોક કાઢવો એના માટે એના ઉપર ધ્યાન આપો કે એના મિત્ર સાથે મળીને શું શું કરે છે અને બીજી વાત એ કે જો તમે એને ઘર માં સારી રીતે treat ના કરતા હોય કે સારી રીતે એને સાર સંભાળ ના કરતા હોય ને તો પણ એને દિમાગ ઉપર અસર પડી શકે છે હા એની એ બધી તો મને ખબર જ છે શું તમે જરાક તમારું મતલબ પાછળ થી આવે છે એવું નો થાય તો જરાક કંઈક અ દ દુરી ઉપર જઈ શકો છો કેમ કે પાછળ થી બહુ આવી રહી છે હા હા હા હવે સરસ છે નાના હવે નથી આવતું આટલું બધું તો હવે મને એમ કહેવાનું હમ ભાઈ થાય છે કે તમારા છોકરા નું eight standard સુધી performance બહુજ સારું હતું પણ હવે તે બહુજ weak છે class માં પણ તે બહુજ ગુસ્સો કરે છે બધાય છોકરાઓ સાથે મારપીટ કરે છે કોઈ સાથે તેનો વ્યવહાર સારો છે નહીં અને આ બધીજ ટીચરો તેની complaint પણ કરીને આવે છે કે તે class માં બેઠો બેઠો પણ work કરતો છે નહીં એ જો બધાય થી પહેલો કારણ તો એ કે તે માનસિક depression માં હોય માનસિકતા નો શિકાર થયેલો કે ઘર માં તેને proper respect ના પડતી હોય ઘર માં તેને સારું ખાવા પીવાનું ના મળતું હોય કે ઘર માં જે એને પ્યાર જોય તો હોય અને જે સ્નેહ જોયતો હોય એ સ્નેહ એને ના મળતો હોય તો બાળકો વધારે પડતા depression માં જય શકે છે કે તે તેના દિલ માં કેટલીક વાતો હોય છે તે કોઈ ને બતાડી ના શકે તો બાળક શું થાય depression માં વહ્યો જાય છે

જો બચપન માં એવું થતું હોય કે તેના ઉપર કોઈએ બહુ ગુસ્સો કરેલું હોય અને તેના ઉપર બ કોઈએ હાથ ઉપાડેલો હોય જ્યારે બચ્ચાઓ ને આજકાલ બહુ મારી લેવામાં આવે જે માં બાપ મારી દે છે અને ગુસ્સો તો તે તેના દિલ માં ભરાઈ જાય છે અને તે પછી તેના માં બાપ સાથે connect નથી થઇ શકતા તો બાળકો આજ ના અને તે પછી depression માં વયા માનસિકતા ના શિકાર થઈ જાય છે તો એવું કઈ થયું હોય તો તમે મને કઈ શકો છો હમ હમ તો તમે એના ઉપર હાથ ઉપાડેલું

હા તો તેનો મતલબ એ જ છે કેતે તમારી થી હવે આટલું મતલબ તમે એના ઉપર હાથ ઉપાડી દીધો એટલે એ તમારા થી હવે દુરી બનાવી લીધી છે તો firstofall તો તમે બધા થી પહેલા એક કામ કરો પહેલા તો તમે એના સાથે ફરવા જાવ એના સાથે પાછું તેવું જે પહેલા તમારું bond હતું એવું bond કરવાની કોશિશ કરો કે ભાઈ તમે પાછો એને કયો કે ના હું તારો દોસ્ત જ છું એ રીતે તમે એને pretend કરો બરાબર તો તો એ વાત ને જો તમે સમજી જશો ને એ વાત એના દિલ માં અને બીજી એ કે હમણાં મેં જ એને સ્કૂલમાં જોયું છે કે તેના ઘણા બધા એવા મિત્રો છે કે જે તેને બુરી સંગત માં ફસાવી શકે છે બુરી સંગત મતલબ કે ચોરી ની સંગત પછી જે સિગરેટ પીવાની સંગત હા જુગાર રમવાની સંગત તો બધાય જે પહેલા તમે એના માટે ધ્યાન આપો અને બીજી વાત એ છે કે એની એક બહેન છે એ પદે બહુજ નાની છે અને માં છે તો અભણ છે અને અ કામ માં જ બીઝી રહે છે અને ત્રીજી વાત એ કે તમે છો તો તમે પણ આખો દિવસ બહાર જ રહો છો તો છોકરો કોઈ ના સાથે વાત કરે તો કરે કેમ કાઇંક કહેવું હોય તો કહે કેમ

માં અભણ પણ હોય છે ને પણ તેનો પ્યાર અને તેનો સ્નેહ આપવાનો એવો અંદાજ હોય છે તે બચ્ચો ચાહે ગમ્મે એવો હોય ને એ સારી રીતે તમારી વાત ને કેવું કે થોડુંક કામ જરાક થોડું side ઉપર રાખે અને કામ નો સમય તે કામ કરી લે પણ જે સમયે તેમનું બાળક આવે તેમની પાસે બેસીને તેમને ખાવાનું ખવડાવે તેમને પૂછે કે ભાઈ બેટા આજ નો દિવસ તારો કેવો ગયો તારા દોસ્ત લોગ કેવા છે સારા છે કે નહીં પછી તે વાત કરે કે ભાઈ કરે છે કે નહી હોમ વર્ક તને કેમા વધારે રસ પડે છે રમવા માં રસ પડે છે કે ભણવા માં પડે છે તો માં એક દોસ્ત પણ બની શકે છે કે તે સારી રીતે ચલો એને problem તમારા થી થાય છે કે પણ તમારી wife કામ ને જ આખો દિવસ time આપતી રહશે તો બચ્ચા તરફ કેવી રીતે ધ્યાન આપશે તમે કયો હમ હમ આવી બહેનો માટે અમારી સ્કૂલ એ આવી બહેનો માટે સિસ્ટમ મતલબ અને ક્લાસ એવી બનાવી છે કે જ્યાં આવે

તે તમે તે class તેમને અમારી સ્કૂલ માં joint કરાવી શકો છો કે ત્યાં તેમના જેવી જ બધી બહેનો સાથે મળશે અને થોડુંક સીવણ ગુથણ અને થોડુંક english થોડુંક ગુજરાતી અને કેવી રીતે બાળકો સાથે રહેવું તે કરશે તે તો અ ઠીક છે તો તમે ચાહો તો અમારા ટીમ માં એમને joint કરાવી શકો છો કે તેના થી તેમને અમે એને easily સમજાવી શકશું કે એને અ બાળકો સાથે કેવી રીતે રહેવું છે અને શું શું કરાવું છે તેમને તો અ fine કે થોડુંક charge છે હમ ક્લાસ નું પણ હવે જો તમે જેવી રીતે કયો છો કે કે તમે જેવી રીતે કયો છો કે તે કો માટે ધ્યાન જ નથી આપતો તેઓ ને ખાલી હં હેલો

અચ્છા હા હા sorry sorry અવે આયવું આયવો અવાજ સર હા હું એમ કહું છું કે તો એનો charge છે જરાક પણ જો તમે એ charge નહીં જોવો અને તેમને મોકલ મોકલી દેશો અમારા તરફ તો મને એવું લાગે છે કે બહુ વધારે સરસ રીતે અ તમ life change કરી શકશે અ charge છે એક મહિનાનો બે હજાર રૂપિયા charge છે હા મન બે હજાર રૂપિયા charge છે આમ તો જો તમે મોકલી શકો તો વધારે આમ સારું છે કેમકે તે શીખી તો જશે કે ભાઈ કરવું છે તો કરવું શું છે એની જિંદગી માં

મને તો એવું ખ્યાલ છે કે તા મને પણ એવું ખ્યાલ છે કે જો તમે business કરતા હોય તો મને એવું લાગતું નથી કે તમને કોઈ પૈસા ની કમી હોઈ શકે

હ તો એતો મને ખબર પડી જ ગયી તમારા વાત થી અને જો તમે તમારા છોકરા ના concern માં phone કરેલું છોકરા ને ઓ જ જિંદગી માટે તમે ફોન કરેલું ભણતર એવું જ કરે છે એ ફોન કરેલું તમે તમારી wife ની વાત મારા સાથે discuss કરેલી છે તો એ વાત થી તો હું સમજી શકું છું કે તમને પૈસા સારી જગ્યા એ ખર્ચ કરવામાં કાંઈ બૂરું નથી સમજતા અને તમે સારો જ ફ્યુચર આપતા તમે સમજદાર વ્યક્તિ મને લાગો છો તમારા વાત થી ખબર પડી જાય છે જો તમારી wife ને પણ સમજદાર બનાવી હોય તો તમે અમારું Group તો જરૂર

હા ભાઈ બોલો હા હલો હા આ હું એમ કહું છું કે તમે બહુ સારા વ્યક્તિ દેખાવ છે તો તમને ખબર છે કે ભણતર નો શું value છે અને સારી રીતે રહેવાની શું કિંમત છે

દુનિયા મેં આતે હી હમે

અને રાત નો જો time અમે middle અમે સાંજનો time રાખીએ છે તો કે સાંજે અમારે dinner બનાવવાનું હોય છે એટલે અમે exact ચાર થી છ નો time રાખ્યો છે ત્યાં બધીજ ladies free હોય છે

એટલે તમને કંઈ પણ ફિકર કરવાની જરૂરત રહશે નહીં મને તમારી બધીજ problem ખબર છે તમે શું શું face કર્યા હાં તો ચાલો આપણે done કરીએ કે તમારી wife નું admission letter હું અહીંયા submit કરી છું અને તમે ખાલી આવીને એક ફેરી તમારી wife અને તમે બંને આવીને એક ફેરી મારા થી મળી જજો

તો તમારા છોકરા ઉપર પણ અમે લોકો ખુબ વધારે ધ્યાન આપશુ હવે થી અને તે કઈ કઈ જગ્યા એ weak છે તે પણ અમે notice કરશું અને જો

નાના એવું નાના નાના એવું કાંઈ જ નથી actually અમારી school એ અ nersery પણ ચાલુ કરેલું છે અને અ lkg Ukg અને first second standard પણ અ upgrade કરેલા છે તો તેના માટે તે લોકો uniform change થયો છે ના કી six seven eight nine tenth ના બાળકો માટે જો જો એ high school ના છે તે લોકો માટે કાંઈ પણ change નથી થયેલું એ બસ જે નાના બાળકો છે તેમના uniform western માં કરવામાં આવ્યા છે જો તમારા હા તમારા જાન્યુઆરી થી લઇ અને આ ઓક્ટોબર સુધી ની fees બાકી છે તો તમારી total fees એક જ second હું જરાક અ plus minus કરી દઉં અને હિસાબ કરીને તમને કહું છું કે તમારે જાન્યુઆરી થી ઓક્ટોબર સુધી ની fess બાકી છે તો at least તમારી છ હજાર બસો રૂપિયા ભરવાના છે હા છ હજાર બસો રૂપિયા તમારે ભરવાના છે અને હજાર રૂપિયા તમારો બસ નો charge છે એ તમે last month નથી ભર્યો તો એ ભરવાનો છે અને અગર તમારી wife join થાય છે તો તેમના બે હજાર રૂપિયા તો total તમારે હા હા તો total તમારે નવ નવ હજાર બસો ભરવાના છે

સારો ફેમિલી ને સમજવા વાળો ઇન્સાન અ મને પણ તમારા થી મળીને સારું લાગશે કે હા હા ચાલો બીજું કંઈ કામ હોય તો કયો અને હા રાહુલ માટે એક વાત એ છે કે તે ક્યારેય પણ class માં આવે છે તો homework નથી કરીને આવતો

એ એવો હતો જ નહીં પહેલા regular એના homework થઇ જતા હતા regular એની book checking થઇ જતી હતી પણ હવે એ homework તો ક્યારેય એનું complete હોતું જ નથી અને અમે જયારે પૂછીએ કે કેમ homework નથી થયું તો એમ અમે લગ્ન માં ગયા હતા અમે ત્યાં ફરવા ગયા હતા અમે ત્યાં ગયા હતા એટલે રહી ગયું છે તો તમે આટલુ લગન માં જાવ છો આટલું ફરવા જાવ છો કે બચ્ચા ના homework ઉપર ધ્યાન નથી અપાતું તમારા થી

હા હવે હું સમજી ગયી તો ચાલો આપડે રાહુલ માટે વધારે ધ્યાન દેવાની કોશિશ કરશું અને ખાસ ખાસ કરીને તમારી wife ને તો જરૂર join કરાવજો જ અને રાહુલ ને પણ અમે હવે ખુદ personally handle કરીશું કે એના પાસે અમે ખુદ જ બેસીને અને અમે એના સાથે બધું વાત કરશું કે ભાઈ તને શું problem થઇ છે અને પછી હું તમને બધી સારી હકીકત બતાડી દઈશ કે એને શું શું problem થાય છે હા Thank you so much તમે કાંઈજ ફિકર કરતા નહીં અને બધુજ થઇ જશે ઠીક છે તો

હા ચાલો ચાલો okay bye bye

Hello શું ભાઈ મજામાં? હઓ મજામાં. કેવું ચાલે ભાઈબંધ તે phone કર્યો આજે. કાઈ ની યાર પછી ઘેર તો phone કરું કે. દેખાતા નહિ. આજકાલ party યાર શુ દેખાય time મલ્વો જોઈ ને આ યાર તમે તો થઇ ગયા લાગો છો. આજકાલ ના યાર આ college જવ એટલે ક્યાં હી College તો હવાર જવાનું આવાનું એ તો રેવાનું યાર. Time મલે ત્યારે આવસુ. તકલીફ તો રેવાની યાર

કાઈ નઈ યાર

આપડે ક્યારે જવાનું ફરવા? કરીએ નક્કી

કેમ train મા train મા તમને મજા આવે છે લાગ. મજા જ આવે ને યાર train માં કોણે ના મજા આવે. હા યાર train માં તો સુ આમ બધા વચ્ચે જગ્યા ચેવી ચેવી જગ્યાઓ બધું જોવા મળે. હ બારમાં બેઠા હોય તો આમ train માં હા યાર અને train બધી facility મળી રે

નક્કી કરો તમે કઈ જગ્યાય જીયે હું તો બધી જગ્યાય જૈન આયો. આહ કઈ કઈ જગ્યાય જૈન આયા? આ વચ્ચે તો ઉજ્જૈન જૈન આયો ન. હહ જબરી જબર trip મારો તમે તો ભાઈ. આ ઈંચ થઇ જાય તો નીકળી પ્પ્ડવાનું ગેર થી વાહ વાહ વાહ તમે તો જોરદાર હો કેવું પડે હો ભાઈ. યાર ફરવાનું એટલે ફરવાનું મોજ શોખ કર દેવાના